મોઝીલા ફાયરફોક્સ સર્ચ અને auto કોમ્પ્લીટ લક્ષણો પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે સર્ચ નો ઉપયોગ કરવો સર્ચ એન્જિન્સ ની વ્યવસ્થા કરવું ફાઇન્ડ બાર કેવી રીતે વાપરવું એડ્રેસ બાર માં auto કોમ્પ્લીટ કેવી રીતે વાપરવું
આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ 1004 પર ફાયરફોક્સ આવૃત્તિ 70 નો ઉપયોગ કરીશું
એક સૌથી સામાન્ય વસ્તુ જે લોકો ઇન્ટરનેટ પર કરે છે તે છે માહિતી શોધવું
તમે કોઈ ચોક્કસ વેબસાઇટ અથવા અમુક અન્ય માહિતી શોધી શકો છો
મોઝીલા ફાયરફોક્સ ઘણા વિધેયો ધરાવે છે જે તેને ઇન્ટરનેટ પર માહિતી શોધવું સરળ બનાવે છે
ચાલો આ માટેના કેટલાક માર્ગો જોઈએ
એક માર્ગ છે કે અન્ય વેબસાઈટોની મુલાકાત લઇ શોધો
કારણ કે સર્ચ એન્જિનો પણ વેબસાઇટ્સ જ છે
યુઆરએલ બાર માં wwwgooglecom લખો
ગૂગલ હોમ પેજ આવે છે
આ ગૂગલ હોમ પેજના કેન્દ્રમાં મુખ્ય સર્ચ બૉક્સમાં ઇમેઇલ લખી સર્ચ પર ક્લિક કરો
સર્ચ એન્જિન બધા પરિણામો લાવે છે
આપણે જોઇ શકીએ છીએ કે પેહલું પરિણામ જીમેઇલ છે જે ગૂગલ નું ઇમેઇલ છે
પણ મોઝીલા ફાયરફોક્સ સાથે આ કરવા માટેનો સરળ માર્ગ છે
નેવિગેશન ટૂલબાર પર યુઆરએલ બાર આગળ સીચ બાર ફિલ્ડ છે
વૈકલ્પિક રીતે તમે Ctrl કે દબાવી સીધું સર્ચ બાર ફિલ્ડમાં જઈ શકો છો
સર્ચ બાર પર ક્લિક કરો અને ઇમેઇલ લખો
તેની બાજુમાં આવેલ મેગ્નિફાઇંગ ગ્લાસ ચિહ્ન પર ક્લિક કરો
આપણને કન્ટેન્ટ્સ એઆરઇએ માં શોધ પરિણામો જોવા મળશે
આપણે પ્રથમ પરિણામ જીમેઇલ જોઇ શકીએ છીએ જે ગૂગલ નું ઇમેઇલ છે
સર્ચ બાર માં ડાબી બાજુએ સર્ચ એન્જિન નો લોગો જે પરિણામો લાવવા માટે ઉપયોગ કરવામાં આવેલ હતો તે જોવા મળે છે
મૂળભૂત સર્ચ એન્જિન જેનો મોઝીલા ફાયરફોક્સમાં ઉપયોગ કરેલ હતું તે ગૂગલ છે
પરંતુ આપણે ફક્ત આ સુધી જ મર્યાદા રાખવું જરૂરી નથી
આપણે આપણી પસંદગી થી સર્ચ એન્જિન પસંદ કરી શકીએ છીએ
સર્ચ બાર અંદર ગૂગલ સર્ચ એન્જિન લોગો પર ક્લિક કરો
નોંધ લો કે ડાઉન ડ્રોપ બોક્સ સૌથી લોકપ્રિય સર્ચ એન્જિન જેવા કે યાહૂ અને બિંગ સાથે સમાવેશ કર્યો છે
ડ્રોપ ડાઉન માંથી યાહૂ પસંદ કરો
આપણે અવલોકન કર્યું કે સર્ચ બાર માં ડાબી તરફ પર લોગો હવે યાહૂ લોગો દ્વારા બદલાઈ ગયેલ છે
સર્ચ બાર માં ફરીથી ઇમેઇલ લખો અને મેગ્નિફાઇંગ ગ્લાસ પર ક્લિક કરો
આ સમયે આપણે જોઈ શકીએ છીએ કે કન્ટેન્ટ્સ એઆરઇએ માં પરિણામો યાહૂ સર્ચ એન્જિન તરફ થી છે
નોંધ લો કે પરિણામો છેલ્લા સમય કરતા સહેજ અલગ છે
પ્રથમ પરિણામ હવે જીમેઇલ નથી
હવે પ્રથમ પરિણામ યાહૂ મેઇલ છે
સર્ચ બાર અંદર સર્ચ એન્જિન લોગો પર ફરીથી ક્લિક કરો
ડ્રોપ ડાઉન બોક્સમાં મેનેજ સર્ચ એન્જીન્સ પસંદ કરો
તે મેનેજ સર્ચ એન્જીન્સ લિસ્ટ શીર્ષક ધરાવતું સંવાદ બોક્સ ખોલે છે
યાદીમાં છેલ્લી આઈટમ પર ક્લિક કરો
જમણી બાજુ પરના બટનો હવે સક્રિય છે
રિમૂવ બટન પર ક્લિક કરો
આપણે જોઇ શકીએ છીએ કે જે આઈટમ આપણે પસંદ કરેલ હતી તે હવે યાદીમાં નથી
સંવાદ બૉક્સ બંધ કરવા માટે ઓક પર ક્લિક કરો
સર્ચ બાર અંદર સર્ચ એન્જિન લોગો પર ક્લિક કરો
મેનેજ સર્ચ એન્જીન્સ પર ક્લિક કરો
મેનેજ સર્ચ એન્જીન્સ લિસ્ટ સંવાદ બોક્સ ખુલે છે
સંવાદ બોક્સ ના તળિયે એક લીંક છે જે કહે છે ગેટ મોરે સર્ચ engines
તેના પર ક્લિક કરો
એક નવી બ્રાઉઝર ટેબ ખુલે છે
તે ઘણા સર્ચ એન્જિન પ્રદર્શિત કરે છે જેને આપણે સર્ચ બાર માં ઉમેરી શકીએ છીએ
તમે તમારી જરૂરિયાત મુજબ કોઇ પણ સર્ચ એન્જિન ઉમેરી શકો છો
ટૅબના ખૂણે એક્સ પર ક્લિક કરી આ ટેબ બંધ કરો
આપણે કોઈ ચોક્કસ લખાણ જે કન્ટેન્ટ એઆરઇએ ની અંદર હોય તેને ફાઇન્ડ બાર ની મદદ સાથે શોધી શકીએ છીએ
આ યુઆરએલ બાર માં wwwgmailcom લખો અને Enter દબાવો
જ્યારે જીમેઇલ હોમ પેજ લોડ થઇ જાય તો એડિટ અને પછી ફાઇન્ડ ઉપર ક્લિક કરો
ફાઇન્ડ બાર બ્રાઉઝર વિન્ડોના તળિયે દેખાય છે
આ ફાઇન્ડ બાર ના લખાણ બોક્સ માં જીમેઇલ લખો
જેવું આપણે લખીશું આપણે જોઈ શકીએ છીએ કે તે લખાણ જે પ્રથમ શોધાય છે તે કન્ટેન્ટ્સ એઆરઇએ માં પ્રકાશિત કરવામાં આવેલ છે
નેક્સ્ટ પર ક્લિક કરવાથી ફોકસ બીજા શબ્દ ઉપર ખસશે
પ્રિવિયસ શબ્દ પર ક્લિક કરવાથી ફોકસ અગાઉ ના શબ્દ ઉપર ખસશે
હાઇલાઇટ અલ્લ વિકલ્પ પર ક્લિક કરો
આપણે જોઇ શકીએ છીએ કે બધા શોધાયેલ લખાણ કન્ટેન્ટ્સ એઆરઇએ માં પ્રકાશિત કરવામાં આવેલ છે
મોઝીલા ફાયરફોક્સ યુઆરએલ બાર માં વેબ અડ્રેસ લખવા માટે તેનું વિધેય ઓટો complete દ્વારા વધુ સરળ બનાવે છે
આપણે એડ્રેસ બાર માં સમગ્ર વેબઅડ્રેસ લખવાની જરૂર નથી
આનો પ્રયાસ કરી જુઓ એડ્રેસ બાર માં જીએમએ લખો
આપણે જોઇ શકીએ છીએ કે જે મોઝીલા ફાયરફોક્સ આપણે જે શબ્દ લખી રહ્યાં છીએ તેને auto કોમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરે છે
તે વેબસાઇટ્સના નામ જે જીએમએ સાથે શરૂ થતા હોય તે સાથે ડ્રોપ ડાઉન યાદી લાવે છે
ડ્રોપ ડાઉન લીસ્ટ માંથી જીમેઇલ લીંક પસંદ કરો
આ કન્ટેન્ટ્સ એઆરઇએ માં જીમેઇલ વેબપેજ લોડ કરે છે
જો આપણે આ લક્ષણ નથી ઈચ્છતા તો આપણે તેને બંધ કરી શકીએ છીએ
એડિટ અને પછી પ્રેફરન્સ પર ક્લિક કરો
વિન્ડોઝ વપરાશકર્તાઓ ટૂલ્સ અને પછી ઓપ્શન્સ પર ક્લિક કરો
મુખ્ય મેનુ ટેબોની યાદીમાંથી પ્રાઇવસી ટેબ પસંદ કરો
સંવાદ બોક્સમાં ખૂબ તળિયે એક વિકલ્પ છે વ્હેન યુઝિંગ લોકેશન બાર સજેસ્ટ
ડ્રોપ ડાઉન યાદી ને વિસ્તૃત કરવા માટે નીચે આવતા તીર પર ક્લિક કરો
યાદી માંથી નોથિંગ પસંદ કરો
સંવાદ બૉક્સ બંધ કરવા માટે ક્લોઝ પર ક્લિક કરો
ચાલો અડ્રેસ બાર માં પાછા જઈએ અને જીએમએ લખીએ
નોંધ લો કે કોઈ સૂચનો નથી આવતા
અહીં મોઝીલા ફાયરફોક્સ સર્ચિંગ અને auto કોમ્પ્લીટ લક્ષણો પરનું આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા સર્ચ કેવી રીતે વાપરવું સર્ચ એન્જિન્સ ની વ્યવસ્થા કરવું ફાઇન્ડ બાર કેવી રીતે વાપરવું એડ્રેસ બાર માં auto કોમ્પ્લીટ કેવી રીતે વાપરવું
આ ક્મ્પ્રેહેન્સીવ અસાઇનમેન્ટ નો પ્રયાસ કરો
સર્ચ બાર માં સર્ચ એન્જિન યાહૂ દ્વારા બદલો
સ્પોકન ટ્યુટોરિયલ માટે શોધો
પ્રથમ પરિણામ પર ક્લિક કરો
વીડિયો શબ્દ પૃષ્ઠ માં કેટલી વખત દેખાય છે તે શોધો
હવે વેબપેજ માં વીડિયો શબ્દના બધા ઘટકોને પ્રકાશિત કરવા માટે હાઇલાઇટ અલ્લ પર ક્લિક કરો
નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે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
જોડવા બદલ આભાર